આ મોટી ઈમારત કોઈક સરકારી કચેરી હોય એવું જોવા મળે છે આ મકાનની બહાર ત્રણ ગાડીઓ જોવા મળે છે આ મકાનની આજુબાજુ કેટલાક જાડો જોવા મળે છે આ મકાન પર એક વાદળી રંગનું બોર્ડ લગાવવામાં આયવું છે આ બોર્ડ ઉપર સફેદ રંગના અક્ષરથી કંઈક લખવામાં આયવું છે.

અહીં કોઈ નૃત્ય થઈ રહ્યું હોય એવું આ ચિત્ર જોઈને લાગે છે કેટલાક બાળકો સ્ટેજ ઉપર નાચી રહ્યા છે.

ક્લીનર ની બાજુમાં એક કાપડની દુકાન દેખાય છે કેટલીક બારીઓ અને લાઈટો પણ આ ચિત્રમાં જોઈ શકાય છે.

અહીં પાંચ નાના અને પાછળ બે મોટા મંદિરો પણ દેખાય રહ્યા છે પાછળનું મંદિર જોતા લાગે છે કે આ તિરુપતિનું મંદિર છે.

ચિત્રમાં કેટલાક માણસો જોવા મળે છે એક માણસ માછલી વેચતો જોવા મળે છે તેની આજુબાજુ કેટલાક માણસો માછલી લેવા માટે ઊભા છે આ ચિત્રમાં એક તરાજો જોવા મળે છે.

ચિત્રમાં એક નદી જોવા મળે છે નદીની આજુબાજુ ડુંગરો પણ દેખાય છે આ ચિત્રમાં ખુલ્લું આકાશ જોવા મળે છે આ નદીની કિનારે કેટલાક નાના છોડો અને કેટલાક ઝાડવાઓ પણ જોવા મળે છે આ નદીમાં વચ્ચે ખડક દેખાય છે.

અહીંયા દર્શાવેલ ચિત્રની અંદર એક સ્ટોર દેખાઈ રહ્યું છે આ સ્ટોર નું નામ વિનાયકા સુપર સ્ટોર છે.

સ્ટોર ના આગળ એક સ્કૂટર પણ દેખાઈ રહ્યું છે આ સ્ટોર ને સરસ મજાની લાઇટિંગ કરવામાં આવી છે જે આ દુકાનની તરફ વધુ આકર્ષિત કરે છે.

વર્ગખંડમાં ઘણા બધા પંખાઓ લગાવવામાં આયવા છે અને એક પ્રોજેક્ટર પણ દેખાઈ રહ્યું છે.

અહીં એક મોટો ચોતરો દેખાઈ રહ્યો છે જેના ઉપર ત્રણ લાકડાના પાટલા દેખાઈ રહ્યા છે અને એક લાલ રંગનું બોર્ડ લગાવવામાં આવ્યુ છે.

અહીં ચિત્રમાં એક બિલ્ડીંગ દેખાઈ રહી છે આ બિલ્ડિંગ પર પીળો અને સફેદ રંગ કરવામાં આયવો છે બિલ્ડીંગ ના બધા રૂમ એક સરખા છે.

આ ચિત્રમાં એક મોટો હોલ દેખાઈ રહ્યો છે આ હોલ માં ઘણા બધા માણસો જોવા મળે છે આ માણસો ભોજન કરી રહ્યા છે.

આ ચિત્ર જોતા એવું લાગે છે કે આ કોઈક પાર્ક નું ચિત્ર છે આ પાર્ક ની અંદર ઘણા બધા બાળકો દેખાઈ રહ્યા છે.

ચિત્રની અંદર એક મોટું વૃક્ષ પણ દેખાય રહ્યું છે અહીં બાંધકામ થઈ રહેલ મકાનની બાજુમાં એક ઘર પણ દેખાય રહ્યું છે.

કેટલાક માણસો આ બિલ્ડીગ ની બહાર ઉભા છે ઘણી બધી ગાડીઓ આ ચિત્રમાં જોઈ શકાય છે.

ડેમ ની આજુબાજુ ઘણા વૃક્ષો જોવા મળે છે આ ડેમ નું વહેતું પાણી અને ખુલ્લુ આકાશ આ ચિત્રને વધુ શુંદર બનાવી રહ્યા છે.